લીબરઓફીસ ઈમ્પ્રેસ ચિત્રો અને ઓબ્જેક્ટો દાખલ કરાવતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશનમાં ચિત્રો અને ઓબ્જેક્ટો કેવી રીતે દાખલ કરવું તે શીખીશું
ચિત્રો અને ઓબ્જેક્ટો ફોર્મેટ કરવું
પ્રેઝન્ટેશનમાં અંદર અને બહાર હાઇપરલિન્ક મુકવું અને કોષ્ટકો દાખલ કરવા
અહીં આપણે ઉબુન્ટુ ૧૦૦૪ લીનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ નો ઉપયોગ કરી રહ્યા છીએ
સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ યુઆરએલ વેબ બ્રાઉઝરના એધ્રેશબારમાં લખો
આ ઈમેજ પ્રદર્શિત કરશે
હવે ચિત્ર પર જમણું માઉસ બટન ક્લિક કરો અને સવે ઇમેજ એએસ વિકલ્પ પસંદ કરો
એક સંવાદ બોક્સ ખુલશે
નામે ક્ષેત્રમાં opensource bartપીએનજી પહેલાથી જ દર્શાવવામાં આવ્યું છે
હું સ્થાન તરીકે ડેસ્કટોપ પસંદ કરીશ અને સવે બટન પર ક્લિક કરીશ
ચાલો આપણું પ્રેઝન્ટેશન sample ઇમ્પ્રેસ ખોલીએ જે આપણે પહેલાં સંગ્રહ કર્યું હતું
હવે આપણે જોઈએ કે આ પ્રેઝન્ટેશનમાં ચિત્ર કેવી રીતે ઉમેરવું
મુખ્ય મેનુ માંથી ઇન્સર્ટ પર ક્લિક કરો અને પછી પિક્ચર પર ક્લિક કરો
હવે ફ્રોમ ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો
એક સંવાદ બોક્સ ખુલશે
જે ફોલ્ડરમાંથી તમે ચિત્ર દાખલ કરવા ઈચ્છો છો તે પસંદ કરો
હું ડેસ્કટોપ ફોલ્ડર પસંદ કરીશ
હવે જે ચિત્ર આપણે દાખલ કરવા ઈચ્છીએ છીએ તે પસંદ કરીએ અને ઓપન બટન પર ક્લિક કરીએ
સ્લાઇડમાં ચિત્ર દાખલ થયું છે
ચાલો ફેરફારો રદ કરીએ
ચાલો હું ચિત્રો દાખલ કરવા માટેનો બીજો રસ્તો બતાવું
ઓવરવ્યૂ શીર્ષક સાથેની સ્લાઇડ પછી ઇન્સર્ટ અને પછી સ્લાઇડ પર ક્લિક કરી એક નવી સ્લાઇડ દાખલ કરો
ટાઇટલ લખાણ બોક્સ પર ક્લિક કરો અને ઓપનસોર્સ ફની દ્વારા ટાઇટલ બદલો
કેન્દ્રમાં ચાર ચિહ્નો સાથે નાના બોક્સને જુઓ
આ ઇન્સર્ટ ટૂલબાર છે
ઇન્સર્ટ ટૂલબાર માંથી ઇન્સર્ટ પિક્ચર ચિહ્ન પર ક્લિક કરો
ચિત્ર પસંદ કરો અને ઓપન બટન પર ક્લિક કરો
નોંધ લો કે દાખલ કરેલ ચિત્ર લગભગ સમગ્ર સ્લાઇડ ઢાંકે છે
તમે પ્રથમ તેના પર ક્લિક કરી અને નિયંત્રણ બિંદુઓમાં થોડો ફેરફાર કરી ચિત્રનો આકાર અને માપ બદલી શકો છો
એ જ રીતે આપણે આલેખ અને ફિલ્મ ક્લિપો જેવા અન્ય ઓબ્જેક્ટો પણ દાખલ કરી શકીએ છીએ
આ બધી શક્યતાઓનું નિરીક્ષણ કરો
હવે હાઇપરલિન્ક કેવી રીતે કરવું તે જાણીએ
હાઈપર લીન્કો તમને સરળતાથી સ્લાઇડ પરથી સ્લાઇડ ખસવા માટે અથવા પ્રસ્તુતિકરણ માંથી વેબ પેજ અથવા ડોક્યુમેન્ટ ખોલવા માટેની પરવાનગી આપે છે
પ્રથમ આપણે પ્રસ્તુતિકરણમાં હાઇપરલિન્ક કેવી રીતે મુકવું તે વિશે જાણીશું
ઓવરવ્યૂ શીર્ષક ધરાવતી સ્લાઇડ પછી એક નવી સ્લાઇડ ઉમેરો
શીર્ષક ઉપર ક્લિક કરો અને ટેબલ ઓએફ કન્ટેન્ટ્સ લખો
આ બોડી લખાણ બોક્સ પર ક્લિક કરો અને નીચે તરફ આવતી સ્લાઇડોના શિર્ષકો આ અનુસાર લખો ઓપનસોર્સ ફની થે પ્રેઝન્ટ સિચ્યુએશન ડેવલપમેન્ટ યુપી ટીઓ પ્રેઝન્ટ પોટેન્શિયલ આલ્ટરનેટિવ્સ રિકમેન્ડેશન
લખાણ લીટી ડેવલપમેન્ટ યુપી ટીઓ પ્રેઝન્ટ પસંદ કરો
ઇન્સર્ટ અને હાયપરલિંક પર ક્લિક કરો
આ હાઇપરલિન્ક સંવાદ બોક્સ ખોલશે
ડાબી તકતી પર ડોક્યુમેન્ટ પસંદ કરો
પછી ટાર્ગેટ ઇન ડોક્યુમેન્ટ ક્ષેત્રની જમણી તરફના બટન પર ક્લિક કરો
આ ખુલેલા પ્રસ્તુતિકરણમાં સ્લાઇડોની યાદી હાજર છે
આ યાદી માંથી ડેવલપમેન્ટ યુપી ટીઓ પ્રેઝન્ટ શીર્ષક સાથેની સ્લાઇડ પસંદ કરો
એપ્લાય બટન પર ક્લિક કરો અને પછી આ યાદીમાં ક્લોઝ બટન પર ક્લિક કરો
ફરીથી એપ્લાય બટન પર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક સંવાદ બૉક્સમાં ક્લોઝ બટન પર ક્લિક કરો
સ્લાઇડ માં ગમે ત્યાં ક્લિક કરો
હવે જ્યારે તમે લખાણ પર તમારા કર્સરને ફેરવશો તો કર્સર આંગળી નિર્દેશ કરતું દેખાય છે
આનો અર્થ એ થાય છે કે હાઇપરલિન્ક કરવું સફળ થયું
હાયપરલીન્ક લખાણ પર ક્લિક કરવાથી તે તમને સંબંધિત સ્લાઇડ પર લઈ જશે
અન્ય ડોક્યુમેન્ટ સાથે હાઇપરલિન્ક કરવા માટે ચાલો ટેબલ ઓએફ કન્ટેન્ટ્સ ની સ્લાઈડ પર પાછા જાઓ
હવે બીજી લાઇન આઇટમ ઉમેરો એક્સટર્નલ ડોક્યુમેન્ટ
લખાણની લીટી પસંદ કરો અને ઇન્સર્ટ પર અને પછી હાયપરલિંક પર ક્લિક કરો
ડાબી તરફની તકતીમાં ડોક્યુમેન્ટ પસંદ કરો
ડોક્યુમેન્ટ પથ ક્ષેત્રની જમણી તરફ ફોલ્ડર ચિહ્ન પર ક્લિક કરો
ડોક્યુમેન્ટ જે તમને હાયપરલીન્ક કરવા માંગો છો તે પસંદ કરો
આપણે રેઝ્યુમઓડીટી જે આપણે રાઈતર શ્રેણીમાં બનાવેલ હતી તે પસંદ કરીશું અને ઓપન બટન પર ક્લિક કરીશું
એપ્લાય બટન પર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક સંવાદ બૉક્સમાં ક્લોઝ બટન પર ક્લિક કરો
સ્લાઇડ પર ગમે ત્યાં ક્લિક કરો
હવે જ્યારે તમે લખાણ પર તમારા કર્સરને ફેરવશો તો કર્સર આંગળી નિર્દેશ કરતું દેખાય છે
આનો અર્થ એ થાય છે કે હાઇપરલિન્ક કરવું સફળ થયું
હાયપરલીન્ક લખાણ પર ક્લિક કરવાથી તે તમને સંબંધિત સ્લાઇડ પર લઈ જશે
આ કિસ્સામાં તે આપણને રેઝ્યુમઓડીટી પર લઈ જશે
વેબ પેજને હાયપરલીન્ક કરવું સમાન જ છે
પ્રસ્તુતિકરણના અંતે એક નવી સ્લાઇડ દાખલ કરો
એસેન્શિયલ ઓપનસોર્સ સોફ્ટવેર થી શીર્ષક બદલો
આ બોડી લખાણ બોક્સમાં ઉબુન્ટુ લિબ્રિઓફિસ લખો
લખાણની બીજી લીટી પસંદ કરો અને ઇન્સર્ટ પર અને પછી હાઇપરલિન્ક પર ક્લિક કરો
ડાબી તકતી પર ઇન્ટરનેટ પસંદ કરો
હાયપરલિંક ટાઇપ માં વેબ પસંદ કરો
ટાર્ગેટ ક્ષેત્રમાં wwwlibreofficeorg લખો
એપ્લાય બટન પર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક સંવાદ બૉક્સમાં ક્લોઝ બટન પર ક્લિક કરો
સ્લાઇડ પર ગમે ત્યાં ક્લિક કરો
હવે જ્યારે તમે લખાણ પર તમારા કર્સરને ફેરવશો તો કર્સર આંગળી નિર્દેશ કરતું દેખાય છે
આનો અર્થ એ થાય છે કે હાઇપરલિન્ક કરવું સફળ થયું
હાયપરલીન્ક લખાણ પર ક્લિક કરવાથી તે તમને સંબંધિત સ્લાઇડ પર લઈ જશે
અંતે કોષ્ટકો સ્તંભો અને પંક્તિઓ માં માહિતી આયોજન કરવા માટે ઉપયોગી છે
ચાલો હવે જાણીએ કે લીબરઓફીસ ઈમ્પ્રેસમાં કોષ્ટક કેવી રીતે ઉમેરવા
સ્લાઈડ તકતીમાંથી ડેવલપમેન્ટ યુપી ટીઓ થે પ્રેઝન્ટ શીર્ષક ધરાવતી સ્લાઇડ પસંદ કરો
ટાસ્ક તકતી પર લેઆઉટ વિભાગમાં શીર્ષક અને 2 કન્ટેન્ટ ચિહ્ન પસંદ કરો
ડાબી બાજુના લખાણ બોક્સમાં લખાણ પસંદ કરો અને ફોન્ટ માપ 26 થી ઘટાડો
જમણી બાજુના લખાણ બોક્સમાં જીટીજીટી ઇન્સર્ટ ટૂલબાર માંથી કેન્દ્રમાં ઇન્સર્ટ ટેબલ ચિહ્ન પર ક્લિક કરો
મૂળભૂત રીતે સ્તંભોની સંખ્યા ૫ તરીકે દર્શાવવામાં આવે છે અને પંક્તિઓની સંખ્યા ૨ તરીકે દર્શાવવામાં આવે છે
આપણે સ્તંભો ની સંખ્યા ૨ થી અને પંક્તિઓની સંખ્યા ૫ થી બદલીશું
ઓક બટન પર ક્લિક કરો
ચાલો કોષ્ટકને મોટું કરીએ જેથી લખાણ વાંચી શકાય
કોષ્ટક માં નીચે પ્રમાણે ડેટા દાખલ કરો ઇમ્પ્લિમેન્ટેશન Year160 ૨૦૦૬ ૧૦ ૨૦૦૭ ૨૦ ૨૦૦૮ ૩૦ ૨૦૦૯ ૪૦ હવે ચાલો હેડર પંક્તિઓનું લખાણના ફૉન્ટ જાડું અને કેન્દ્રમાં કરીએ
કોષ્ટકનો રંગ બદલવા માટે પ્રથમ બધા લખાણને પસંદ કરો
પછી ટાસ્ક તકતી પર ટેબલ ડિઝાઇન વિભાગ માંથી કોષ્ટક શૈલી પસંદ કરો
હું આ પસંદ કરીશ
જુઓ કે હવે ટેબલ કેવું દેખાય છે
અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા ચિત્રો દાખલ કરવા અને તેમને ફોરમેટ કરવા
પ્રસ્તુતીકરણની અંદર અને બહાર હાઇપરલિન્ક બનાવવી અને કોષ્ટકો દાખલ કરવા
000849 000842 આ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ એસાઇન્મેન્ટ કરવાનો પ્રયાસ કરો
નવી પ્રસ્તુતિકરણ બનાવો
3 સ્લાઇડ પર ચિત્ર દાખલ કરો
4 થી સ્લાઇડ પર 2 પંક્તિઓ અને ત્રણ સ્તંભો સાથે એક ટેબલ બનાવો
કોષ્ટકમાં બીજી પંક્તિ અને બીજા સ્તંભમાં સ્લાઇડ ૩ લખો
આ લખાણને સ્લાઇડ ૩ ખોલવા માટે હાઇપરલિન્ક બનાવો
આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે
વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો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
વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે httpspoken tutorialorgNMEICT Intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું